બેઝીક ફંક્શનના ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ વિષય પરના બે ટ્યુટોરીયલોમાંનું આ પ્રથમ ટ્યુટોરીયલ છે
આ ટ્યુટોરીયલમાં હું ફંક્શન કેવી રીતે બનાવવું તેની સીન્ટેક્ષ અને એક કે તેથી વધારે વેલ્યુ કેવી રીતે ઇનપુટ કરવી તે સમજાવીશ
બીજું ટ્યુટોરીયલ વેલ્યુઓ કેવી રીતે રીટર્ન કરવી તે ઉપર છે
ચાલો શરુ કરીએહું અહીં પીએચપી ટેગ્સ બનાવીશ
હું સીન્ટેક્ષથી શરુ કરીશ જે છે ફંકશન
પછી ફંક્શન નામ જે છે માયનામે અહીં મોટા અક્ષરનો ઉપયોગ કરવો સરળ છે
તેથી તમારી પાસે નાના અક્ષર છેપછી મોટા અક્ષર અને ફરી નાના અક્ષર
અંતેનવા શબ્દો મોટા અક્ષરથી શરુ થશે
તેને વાંચવું ખુબ સરળ બને છે પણ હું હંમેશા નાના અક્ષર વાપરવાનું યોગ્ય માનું છું
પછી તમારી પાસે બે કૌંસો હશે
હમણાં તેની અંદર કંઈ નથી
અહીં આપણે કોઈ ઇનપુટ નથી લઇ રહ્યા અને અંદર હું કોડ લખીશ
હું એલેક્સ લખીશ
બરાબરજો હવે આ રન કરીએ તો આપણે જોશું કે કંઈ નથી થતું
તેના કારણે આપણે ફંક્શન જાહેર કર્યું પણ તેને હજુ કોલ નથી કર્યું
હવે આપણા ફંક્શનને કોલ કરવા આપણને માત્ર ફંક્શનનું નામબે કૌંસો અને લાઈન ટર્મિનેટર લખવાની જરૂર છે
જો આપણે આ અંદર વેલ્યુઓ મુકીએ જેની પ્રક્રિયા કરવાની જરૂર છે તો તેને અહીં મુકીશું
પરંતુ હમણાં તેની ચિંતા ન કરોઆપણે ફંક્શનને કોલ કરી રહ્યા છીએ જે આ કોડના બ્લોકને અમલમાં મુકશે
તેથી તે રીફ્રેશ કરો
એલેક્સ એકો થયું છે
હવે ધારો કે જો હું એક કરતાં વધુ લીટીનો કોડ ઉમેરવા ઈચ્છું
હું અહીં ઈચ્છું તેટલો કોડ ઉમેરી શકું છું
બ્લોક ત્યાં નવી લાઇનો સમાવવા માટે જ છે
ચાલો તે ચકાસીએ
તે કામ કરે છે
અન્ય ઉમેરવા બાબત એ છે કે તેને જાતે લાવવાની જરૂર રહેતી નથી
તેને ઉદાહરણ તરીકે કહી શકાય માય નામે ઇસ માય નામે
ઠીક છે આપણે કેહવું પડશે માય નામે ઇસ અને પછી અલગથી એકો ફન્કશન
આ કામ ન કરવા પાછળનું કારણ એ છે કે આ વેલ્યુ નથી
આ ફન્કશન છે તેથી તે પહેલે થી એલેક્સ એકો કરવા જઈ રહ્યું છે
તેથી નવી લાઇન પસંદ કરવા માટે તે સમાન હશે ઇકો કહી માય નામે ઇસ એચો એલેક્સ બરાબર
તેથી જો આ અહીં મુકીએ તો તે કાર્ય ન કરશે
ઉદાહરણ તરીકે તમારી પાસે માત્ર શાબ્દિક આઉટપુટ હશે માય નામે ઇસ માય નામે ઠીક છે
તો ચાલો આ પાછા અહીં નીચે લઇ આવીએ
રીફ્રેશ કરો માય નામે ઇસ એલેક્સ ફક્ત ખાતરી કરવા માટે કે હું સ્પષ્ટ છું
જો હું આ કોડ સાથે બદલું જે એક્ઝિક્યુટ કરવામાં આવી રહ્યું હતું તો તે આ પ્રમાણે દેખાશે
તો આપણે તે ન કરીશું ઠીક છે
તો તે માત્ર આ સ્પષ્ટ કરવા માટે હતું
હવે આપણે એ હકીકત ઉપર આવીએ કે તમે ફન્કશનને વ્યાખ્યાયિત કરો તે પેહલા બોલાવી શકો છો
કારણ કે ફ્ફ્પ એ પ્રમાણે કાર્ય કરે છે
તેથી જો હું કહું આ રીફ્રેશ કરો તમે આ અપેક્ષા કરશો કારણ કે ફન્કશન વ્યાખ્યાયિત થાય તે પહેલાં બોલાવવામાં આવ્યું છે
આ કારણ છે કે તે ઉપર થી નીચે દ્વારા ઓળખાય છે
જો કે તે આ રીતે કામ કરતું નથી
તમે તેને પૃષ્ઠના તળિયે જાહેર કરી શકો જો તમને તે શ્રેષ્ઠ લાગે
હું હંમેશા ટોચ પર જાહેર કરવાનું પસંદ કરીશ જેથી હું ટોચ શુધી ફરી શરૂ કરી શકું અથવા જોઈ શકું કે હું ક્યાં છું
આ તે વિશે છે
હવે આ અંદર વેલ્યુ મુકીએ હું શું કરીશ હું કહીશ યૂર નામે ઇસ નામે
તે એકો કરશે યૂર નામે ઇસ અને પછી વેરીએબલ નામે
હું ફન્કશનનું નામ યુરનેમ આપીશ
હવે વેરીએબલ ક્યાંથી આવશે
હું ચાહું છું કે વપરાશકર્તા આ ઇનપુટ કરવા માટે સક્ષમ થાય
મારો અર્થ છે હું ઇનપુટ વિશે વાત નથી કરી રહી પરંતુ જો હું અહીં નામે મુકું અને પછી કહું યૂર નામે એલેક્સ આ આ પ્રમાણે કાર્ય કરે છે
યુરનેમ ફન્કશનને બોલાવે છે આ વેરીએબલને લે છે આ વેરીએબલને નામે માં મુકે છે અને પછી એકો થી વેરીએબલ ને વાંચે છે
આ છે જે હું કેહવા માંગું છું
તેથી આપણે મૂળભૂત રીતે યૂર નામે એલેક્સ કહી રહ્યાં છે
તે સાથે આગળ વધતા મને આ માટે એક વેલ્યુ જોઇશે ખાસ કરીને એક સ્ટ્રીંગ વેલ્યુ
તેથી તમે અહીં ઉપર જાઓ અને જુઓ ઈનપુટ તરીકે કંઈ એન્ટર થયું છે
તમે જુઓ છો તે થયું છે
તે એલેક્સ છે
તેથી આપણને હવે યૂર નામે ઇસ એલેક્સ મળવું જોઈએ
આપણે આ બિલી માં બદલી શકીએ છીએ
આમ તમે જોયું કે તે કેવી રીતે કામ કરે છે
ઠીક છે હવે હું શું કરવા માંગું છું બની શકે કે હું કે મારા ફન્કશનમાં તમે આટલા વર્ષના છો તે ઉમેરવા ઈચ્છું
તેથી હું કહી શકું યુ અરે એજીઇ યર્સ ઓલ્ડ આપણે શું કહેવાની જરૂર છે નામે અને એજીઇ
મૂળભૂત રીતે આપણે બીજા વેરીએબલને જોડી દઈશું
આપણે અહીં અલ્પવિરામ દ્વારા અલગ કરી વધારાની વસ્તુ ઉમેરીશું
અહીં આપણે અલ્પવિરામ દ્વારા વેરીએબલોને અલગ કરવાની જરૂર છે
તેથી ફરી આ વેરીએબલ ને લે છે
તેને અહીં મુકે છે અને અહીં એકો કરે છે
વેરીએબલ ને લે છે
તે અહીં લાવે છે અને અહીં એકો કરે છે
આ મૂળભૂત રીતે તમારા વેરીએબલનું માળખું છે
કેટલા વેરીએબલો તે લે છે અને આ રીતે તમે ફન્કશનને કોડ કરો છો
તેથી તે ચકાસીએ
ઠીક છે તમને ત્યાં જગ્યાની જરૂર છે
હું આ ફરીથી એલેક્સ 19 દ્વારા બદલીશ અને રીફ્રેશ કરો
તો તમને આ મળ્યું છે
તેથી ફન્કશન સમય બચાવવા માટે લખાયેલ છે
તે મોટા બ્લોકના કોડ લે છે
તે ઇનપુટ લઇ શકે છે
તે તેને એ રીતે પ્રક્રિયામાં લેશે કે બીજી રીતે તે વધારે સમય લે છે
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
અદ્યતન ફન્કશન માટે જેવા કે વેલ્યુ રીટર્ન કરવી ફન્કશન પરના અન્ય ટ્યુટોરિયલ ચકાસો
આઇઆઇટી બોમ્બે તરફ થી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું
જોડાવા બદલ આભાર